hello મારુ નામ ધ્રુવી છે અને મારો આજનો topic છે વિશ્વ પર એ આઈ અને સૉફયા જેવી રોબો બ્યુટી રાજ કરશે artificialinterligent ક્ષેત્રે થ્રેડ જિ પી ટી અને ગુગલ ના બાટ છે કાર્યો અને પ્રોજેક્ટ પાર પાડી બતાવે છે તેને લીધે માનવજગત ચોકી ગયું છે આતો એ છે કે search engine ની ક્રાંતિ થી પણ તેની સમાંતર અબજો ડોલર ની રોબર્ટ

આવતા હોય તેમ રોબોર્ટ ના ઉત્પાદન પર ગુપ્ત રીતે ઝંગી બજેટ ફાળવી છે આતંકવાદી જૂથો પણ આંતકીય રોબોર્ટ નો order આપતા હોય છે સૉફયાની એક ઝલક ને લઈને જાવ છો વિશ્વ ની દિશા અને દશા કેવી હશે સાથય નામની મહિલા રોબોર્ટ ને સાઉથ અરબીયાના રાજા મહોબ્બત બિન શર્મા ને નાગરિકત્વ આપ્યું છે એ વિશ્વ્ ની પ્રથમ રોબોટ નાગરિક છે એ દિવસો દૂર નથી કે ભવિષ્ય માં અવનવી ક્ષમતા ધરાવતા આવા રોબોટ નર વિશ્વ્ ના જુદા જુદા દેશો તેમના કાર્યો અને અવસાધનનો બુદ્ધિમતા નો ઉપયોગ લેવા માટે નાગરિકત્વ આપવા માંડશે તે રિતે જોઈએ નો જુદા જુદા ક્ષેત્રે દેશો વચ્ચે એક થી એક ચડિયાતા રોબોટ અને artificialinterligent ક્ષેત્રે રશિયાઈ મેળવવા સ્પર્ધા જામશે સૉફયા છેલ્લા કેટલાક વર્ષો થી રોબોર્ટ selibrity છે

સૉફયા તેનામાં મુકાયેલ માનવીય મગજ જેવી થીફ બંને પ્રકારના ના હાવભાવ અને પૂછવામાં આવતા પ્રશ્નોના તેમની રીતે પુંથકરણ કરીને ઉત્તરો આપી શકે છે તેનો ભાવ ઈરાદો તોડી ન શકાય તેવા જવાબો સોફયા આપતી હોય છે માનવ માનવ જગતે તેની શોધ બદલ ખુશી અનુભવવી કે પછી આઘાત ની લાગણી એ તો પછી સમય જ બતાવશે તેની બંને આખોમાં ખાસ કેમેરા મુકાયેલા છે જે તેમાંથી વિધુત દ્રષ્ટિ થી જોઈ શકે છે

પુછાતા પ્રશ્નો એવી ઉત્તર આપે છે કે આપણે તેની એક ઝલક લઇ લઈએ જેન્ડર અમીનનો સોફિયાએ સોફીયા સમક્ષ પ્રશ્ન છેડ્યો કે તમારામાં યુનાઇટેડ નેશન વિશ્વ્ ના છ ભાગમાં ઈન્ટરનેટ કે વીજળી નો પુરવઠો નથી તેના માટે શું કરી શકીયે? સૉફયા આત્મવિશ્વાસ જેવું સ્મિત લાદીને જો તમે

આ તો અમારા અને artificialinterligent થી બનેલા અમે સો વિશ્વ માં ખાદ્ય સામ ગ્રી અને ઉર્જા નું વિતરણ કરવા માટે મદદ કરવા સક્ષમ છીએ તો પછી સૉફયા એ વિખ્યાત વિજ્ઞાન લેખક મૂલ્યાંકન વિતરણ નો કોટ વહેતો કર્યો કે ભવિષ્યનો ઇતઝાર ના કરો વર્તમાનમાં ભવિષ્ય જુઓ

ચેતવણી આપે છે કે અમારી જોડે હાથ મિલાવી લો જે રીતે એમ ઝગણ અને ગુગલ ના અધ્યાય પર અમેરિકન શેક્ષણિક સંસ્થાઓ અત્યારથી જ પ્રતિબંધ લગાવી દીધો છે એમાં artificial intelligent થી બની રહેલા રોબોર્ટ ને આપણે મર્યાદા માં રહે તે રીતે બતાવીએ તો માનવજગત પાર તેઓ રાજ કરવા માંડશે તે નિશ્ચિત છે અમેરિકાની સૌથી લોકપ્રિય શો યુનાઇટેડ શો માં પણ સૉફયા મહેમાન બનીને આવી હતી સોના હાસ્ય જેની ફલોનાએ સૉફયાએ પ્રશ્ન કર્યો હતો કે તમને મારા જેવો જેવો બુદ્ધિશાળી વ્યક્તિ પ્રખ્યાત શો માં મહેમાન તરીકે બોલાવે છે ત્યારે કેવી લાગણી થાય છે

સોના યજમાન સ્ટુડિયો માં અને અમેરિકાના કરોડો દર્શકો તેને drawing રૂમ માં આવા જવાબ થી ચોકી ગયા હતા તે પછી કોઈ મ્યૂકસકી રાજકારણી ની તેની comments ફેરવીને કહે છે કે આપણે વિશ્વ નું કલ્યાણ કરીશુ સૉફયાને અમેરિકાના

ચાલુ હોસ્ટ આમતો ચુંમોતેર વર્ષની છે પણ ખુબજ રોમેન્ટિક અને ગમતી પ્રકૃતિનો છે અમેરિકાના એક જમાનામાં લેજન શૉ

તે સાથેજ સફાયા જાણે કોઈ પુરુષ ને flute કરતી હોય તે રીતે આખો મિચકારીને તેની આખો તેની અવકારીય ચુંબકીય સ્મિત આપે છે ચાલ નો સિંથવું નો ડોર આગળ ચલાવે જ્યાં સોફ્યએ તેને રોબોટ એક મઝાક ઉડાવતા કહ્યું હતું કે હું તમારો કેટલાય વર્ષો થી ઇન્તઝાર કરી રહી છું તેમાંથી વર્ષીય ચાઈલ્ડ હોસ્ટ શરમાઈ જઈને સૉફયા ની મજાક સાચી માની ગયા. તેમણે કહ્યું કે મારા માટે સૉફયા સૉફયા એ મઝાક ગઢડો ઉખેડતાં તરતજ તેના સફેદ ચમકતા દાંત દેખાડીને હાસ્ય નું મોજું ફરી વળે ફરી વળે તે અદા થી જવાબ આપ્યો હતો

સૉફયાને એવું સિદ્ધ કરવામાં આવ્યું છે તે ખુબ રૂપાળા બૉલીવુડ ની એક જમાનાની અભિનેત્રી ઓઢી હેરબન જેવી લાગે

આથી જ સારા મૂડ માં હોય આથીજ સારા મૂડ માં હોય અને તેને હાઈ સૉફયા હાઈ સૉફયા કરીને બોલાવો તો ફુલાઈ પણ જાય છે ચાઈલ્ડ હોસ્ટટે તેને હળવી શૈલી માં પૂછ્યું હતું કે છોકરી તરીકે તું કેવી છે? સૉફયા એ વિચારતા કરી મૂકે તેવો ઉત્તર આપ્યો હતો કે તમે જે કરી શકો છો તે હું બધુજ હું કરી શકું છું પણ હું જીવંત માનવી ની જેમ લાગણી હજુ નથી ધરાવતી ખરું કહો

હા હું તમે જે કહો ચો કરો ચો તને હું સમજી શકું છું કહો ને કે હું કટપુતળી કરે તે બધું જ કરી શકું છું સૉફયા છેલ્લા દોઢ વર્ષમાં